આ ટ્યુટોરીયલમાં હું તમને સરળ ફ્ફ્પ અપલોડ સ્ક્રિપ્ટ કેવી રીતે બનાવવી તે શીખવીશ
આ અપલોડ ડોટ ફ્ફ્પ ફાઈલ માં થોડી વધારે અદ્યતન હશે
આપણે ઇન્ડેક્સ ડોટ ફ્ફ્પ નો ઉપયોગ કરીશું
આપણે વપરાશકર્તાને ફોર્મ આપી આ ચોક્કસ ફાઈલ સબમિટ કરવા માટે મુખ્યત્વે એચટીએમએલ કોડ નો ઉપયોગ કરીશું
પછી અપલોડ ડોટ ફ્ફ્પ માં આપણે આ ફાઇલ પર પ્રક્રિયા કરીશું ફાઈલ વિશે કેટલીક જાણકારી મેળવીશું જેવી કે ફાઈલનું નામ તેની ટાઇપ કદ અસ્થાયી સંગ્રહિત નામ અને કોઈપણ એરર સંદેશાઓ જે આવ્યા છે
તમે એરર સંદેશાઓનો ઉપયોગ એ જાણવા માટે કરી શકો છો કે તે આવી છે કે આવી નથી
પછી આપણે ફાઇલ પર પ્રક્રિયા કરીશું અને વેબ સર્વર પર ચોક્કસ ડિરેક્ટરીમાં સંગ્રહ કરો
આ ટ્યુટોરીયલના બીજા ભાગમાં હું ઝડપથી તમને ફાઇલની ચોક્કસ ટાઇપ કેવી રીતે ચકાસવું તે શીખવીશ જેથી તમે તેને ફાઇલ પ્રકારો સામે સુરક્ષિત કરી શકો
આપણે ફાઈલ માપ કેવી રીતે ચકાસવું તે પણ શીખીશું જેથી તમારી પાસે મહત્તમ અથવા ન્યૂનતમ ફાઈલ માપ હશે
તો અહીં મારી પાસે એક અપલોડેડ નામનું ફોલ્ડર છે જે અંદર મેં મારી ઇન્ડેક્સ અને અપલોડ ડોટ ફ્ફ્પ ફાઈલો બનાવી છે
અને મારી ફાઈલો અપલોડ થયા પછી અહી સંગ્રહિત કરવામાં આવશે
જ્યારે ફાઈલો શરૂઆતમાં અપલોડ કરવામાં આવે છે તેઓ વેબ સર્વર પર અસ્થાયી વિસ્તારમાં જાય છે આ ફોલ્ડર માં નહી
એચટીએમએલ માટે આપણે ફોર્મ બનાવવાની જરૂર છે
આ કરવા માટે આપણી પાસે ફોર્મ એક્શન છે અને ચોક્કસ એક્શન છે જે અપલોડ ડોટ ફ્ફ્પ છે અને આપણે ફાઈલ અહીં બનાવી છે
મેથડ પોસ્ટ દ્વારા સુયોજિત થયેલ છે
આ માટેનું કારણ એ છે કે આપણે તેને ગેટ વેરિયેબલમાં સંગ્રહ કરવાની જરૂર નથી
કારણ કે સુરક્ષા કારણો માટે આપણે નથી ઇચ્છતા કે વેબસાઇટ પર આપણે મોકલેલ બાઈનરી ડેટા વપરાશકર્તાઓ જુએ
અને ગેટ વેરિયેબલમાં એકસો અક્ષરની મર્યાદા હોય છે
તો જો તમારી પાસે માત્ર સો બિટ્સના ડેટા હશે તો તે ખૂબ જ નાની ફાઈલ હશે
ઠીક છે તો આપણી પાસે બીજું પરિમાણ છે જે તમે પહેલા સાંભળ્યું ન હોઈ શકે છે
તે એન્કટાઇપ છે એન્કોડિંગ ટાઇપ જેનો અર્થ એ થાય છે કે કેવી રીતે આપણે આ એનકોડ કરીશું
તે multi પાર્ટ હશે અને પછી આપણને ફોરવર્ડ સ્લેશ ની જરૂર છે અને પછી તેના ફોર્મ ડેટા હશે
ટૂંકમાં આનો અર્થ એ છે કે આપણે ડેટાના સ્વરૂપમાં આ ફોર્મ સબમિટ કરી રહ્યા છીએ એટલે કે બાઈનરી ડેટા શૂન્ય અને એક જેનો મેં અગાઉ અહીં ઉલ્લેખ કર્યો હતો
ઠીક છે તેથી આપણને ટાઇપ મળ્યી છે જેમાં એનકોડ થવા જઈ રહ્યું છે
આપણે ફોર્મ અહીં સમાપ્ત કરીશું
આપણને અંદર કેટલાક એલિમેન્ટો ફાઈલ માટે ઇનપુટ તરીકે જરૂર છે
આ ટાઇપ ફાઇલ સાથે સુયોજિત છે અને આપણે તેને વિશિષ્ટ રૂપે માયફાઇલ કહીશું
ઠીક છે અહીં પેરાગ્રાફ બ્રેક અને પછી સબમિટ બટન છે તો ચાલો આ પૂર્વઅવલોકન કરીએ
આ બંધ કરીએ
ફાઇલ અપલોડ પર ક્લિક કરો
ઓહ ચાલો પાછળ જઈએ
ઇનપુટ મેં અહીં 2 ઉ લખ્યા છે
ચાલો પાછળ જઈએ
તમે અહીં જોઈ શકો છો આપણને આપણા ઇનપુટ અહીં મળ્યા છે
હું તેને બ્રાઉઝ કરી શકું છું
આપણે જોશું પસંદગીની ફાઇલો મળી છે જે આપણે અપલોડ કરી શકીએ
ઠીક છે તો ચાલો તે વધુ યુઝર ફ્રેન્ડલી બનાવીએ
ફાઇલ અપલોડ કરો
અને રીફ્રેશ કરો
ઠીક છે તો આપણને અહી સરસ પેજ મળ્યા છે
આપણને હેડર મળ્યું છે અને ફાઇલને અહીં અપલોડ કરવાની શક્યતા મળી
જરૂરી હોય તો અહીં જાતે પણ ટાઇપ કરી શકાય છે
અને આપણી પાસે અપલોડ બટન પણ છે જે અપલોડ ડોટ ફ્ફ્પ માટે સબમિટ કરે છે
તો અપલોડ ડોટ ફ્ફ્પ અંદર આપણને આ ફાઇલ પ્રક્રિયા કરવા માટે એક રસ્તો જોઇશે જે આપણા ફોર્મ દ્વારા સબમિટ કરવામાં આવી છે
આ કરવા માટેનો માર્ગ છે ડોલર અંડરસ્કોર ફાઇલ્સ
આ વાસ્તવમાં સાચું નથી
આપણે તેનું ફક્ત એક ઘટક એકો કરીને કહી શકીએ કે આ સાચું નથી
જ્યારે આપણે તે કરીએ અને હું અપલોડ પર ક્લિક કરું તો આપણે જોશું આપણે ફક્ત અરે મેળવ્યું છે
કારણ કે આ એક અરે છે
આ મલ્ટી ડાઈમેન્શનલ અરે છે હોવાને કારણે કૌંસના પ્રથમ સેટમાં આપણે ફાઈલનું નામ લખીશું જે અપલોડ કર્યી છે અને ઇનપુટ બોક્સ નું નામ જ્યાંથી તે આવ્યું છે જે છે માયફાઇલ
તો આપણે અહીં માયફાઇલ નો ઉપયોગ કરીશું
અને બીજામાં વિવિધ ગુણધર્મો છે અને સૌથી સરળ ફાઈલ નામ છે
તો ચાલો અપલોડ ફોર્મ પર પાછા જઈએ અને ઇન્ટ્રો ડોટ અવી પસંદ કરીએ
તેને અહીં પ્રદર્શિત થશે
ચાલો અપલોડ પર ક્લિક કરીએ અને આગળના પેજ પર આપણે ઇન્ટ્રો ડોટ અવી જોશું
યાદ રાખો કે આ અપલોડ ડોટ ફ્ફ્પ ફાઈલ છે
ઠીક છે તો તે છે
ચાલો હું આને એક વેરિયેબલમાં સંગ્રહ કરું
આગળ આપણે જોશું હું અહીં ટાઇપ કરીશ તે છે ફાઈલ ટાઇપ
તો આ છે ડોલર અંડરસ્કોર ફાઇલ્સ અને આપણે માયનામે સંદર્ભ નો ઉપયોગ કરીશું
અને અહીં અંદર ટાઇપ હશે
તો આ ટાઇપ છે અથવા તેના બદલે આપણે આ એકો કરીશું જેથી તમે તે જોઈ શકો
અને રીફ્રેશ કરો
રિસેન્ડ કરો અને હવે જુઓ માયફાઇલ
રિસેન્ડ કરો અને આપણે જોઈ શકીએ છીએ ત્યાં સ્લેશ અવી વિડિઓ છે
તમે આ પહેલાં એચટીએમએલ માં ક્યાંક જોયું હશે
ઉદાહરણ તરીકે આ ઇમેજ સ્લેશ પીએનજી અથવા ઇમેજ સ્લેશ જેપીઇજી ઇમેજ સ્લેશ બીએમપી વીડિયો સ્લેશ અવી અને વીડિયો સ્લેશ એમપીઇજી અથવા અન્ય કોઈ ફોર્મેટ હોય શકે છે
આ ક્ષણે આપણે અહીં જોઈ શકીએ છીએ કે તે અવી ફાઈલ છે તેથી ટાઇપ માં આપણને આ જ મળ્યું છે
તો આપણે કહી શકીએ ટાઇપ ઇક્વલ્સ આ બધું
આગળ હું તમને સાઈઝ બતાવીશ
તો સમય બચાવવા માટે હું શું કરીશ હું આ કોડ કોપી કરીશ અહીં પેસ્ટ કરીશ અને આ ટાઇપ ને સાઈઝ માં બદલીશ અને તે એકો કરીશ
તમે જોઈ શકો કે તમે સબમિટકરેલ ફાઈલ ની e પ્રોપર્ટી મેળવવી ખુબ સરળ છે
હું આ પેજ રીફ્રેશ કરીશ અને રિસેન્ડ ઉપર ક્લિક કરીશ અને આપણે ફાઈલ સાઈઝ મેળવી શકીએ છીએ
હવે ચાલો કહીએ કે આપણે આ પૂર્ણાંક દસ લાખ બનાવીએ દસ લાખ બાઇટ્સ હકીકત માં એક માફ કરો દસ લાખ બીટ્સ એક મેગાબાઇટ હોય છે
માયફાઇલ ખરેખર એક મેગા બાઈટ છે
તો આપણે અહીં દસ લાખ મેગાબાઇટ ડેટા મેળવ્યા છે
તો ચાલો સાઇઝ નામના એક વેરિયેબલમાં તે સંગ્રહીએ
બરાબર તો પછી આગામી જે ખૂબ મહત્વપૂર્ણ છે તે છે ટેમ્પોરરી નામે
આ સહેજ અલગ રીતે લખવામાં આવેલ છે ટીએમપી સંક્ષિપ્તમાં ટેમ્પ અને અંડરસ્કોર અને નામ
આ ડિરેક્ટરી આપે છે જ્યાં તેને કામચલાઉ ધોરણે સંગ્રહિત કરીશું જ્યાં સુધી તેને આપણા પસંદિત ફોલ્ડરમાં સ્થાનાંતરિત ન કરીએ
તો ચાલો આ પેજ ને રીફ્રેશ કરીએ
રિસેન્ડ પર ક્લિક કરો અને તમે જોઈ શકો છો કે તે ઝેમ્પ માં સંગ્રહિત થયું છે કારણ કે હું આ એપ્લિકેશનનો ઉપયોગ કરું છું પરંતુ જો તમે અપાચે નો ઉપયોગ કરી રહ્યા છો તો તમે ફ્ફ્પ જાતે સ્ટોર કરી શકો છો
અહીં તમારી પાસે અપાચે તમારી કામચલાઉ ફાઈલ નામ સાથે હોય શકે છે
તમે જોઈ શકો છો કે આ એક રેંડમ નામ છે જેને ટીએમપી એક્સટેન્સન છે
પરંતુ આ સમયે આ આપણા માટે બિનઉપયોગી છે
તો આપણે તેને ટેમ્પ ફાઇલ અથવા ટેમ્પ તરીકે કે સંગ્રહી શકીએ છીએ
ટુકું રાખવા માટે ચાલો ટેમ્પ ટાઇપ કરીએ
અને છેલ્લી એરર છે
હવે આ મૂળભૂત રીતે શૂન્ય એકો કરશે જો બધું બરાબર હશે
ફરી કોપી પેસ્ટ કરો અને તેને એરર થી બદલો
આપણને આ સમયે શૂન્ય મળવું જોઈએ કારણ કે બધું જ યોગ્ય રીતે લખાયેલ છે
અને આ નેગેટીવ વેલ્યુ ક્યારેય ન થશે
જો તે શૂન્ય કરતાં વધુ છે તો એનો અર્થ એ છે કે તે એરર કોડ આપે છે જેનો મૂળભૂત રીતે અર્થ એ થાય કે તમને એરર મળી છે
અને ચાલો આ એરર નામના વેરિયેબલમાં સંગ્રહ કરીએ
ઠીક છે હમણાં માટે આટલું જ
આ ટ્યુટોરીયલના બીજા ભાગમાં હું તમને બતાવીશ કે તમારી ફાઈલ ને કામચલાઉ સંગ્રહ વિસ્તારથી તમારા પસંદગીના વિસ્તારમાં સ્થાનાંકિત કરી ફાઈલ અપલોડ કેવી રીતે કરવું
અને આપણે શું કરીશું કોઈપણ એરર છે કે નહી તે જોવા માટે આ એરર વેરિયેબલ વાપરીશું
જો એરર છે તો તેને એકો કરીશું અને એરર કોડ વાપરીશું
જો નથી તો આપણે આ ટેમ્પ ને લઈશું અને ચોક્કસ ફન્કશન મૂવ અપલોડેડ ફાઈલ નો ઉપયોગ કરીશું અને તે લઇ અહીં વેબ સર્વર પર અપલોડ ડિરેક્ટરીમાં સંગ્રહ કરીશું
અને તે પછી હું તમને કેટલીક સ્પષ્ટીકરણો મારફતે લઈ જઈશ જેમ કે શું આ જેપીઇજી છે
જો હા તો પછી અપલોડ કરવા માટે જેપીઇજી નામંજૂર કરો અથવા ચોક્કસ ફાઈલ સાઈઝ નામંજૂર કરો
ઠીક છે ભાગ 2 માં મળીશું
જોડાવા બદલ આભાર
iit બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું